પ્રક્રિયક ના અનુપાશે પ્રક્રિયા કરવા માટેની minimum એનર્જી જોઈએ બીજા નંબરની અંદર સંગાથ થવો જોઈએ. એટલે સંગાથને તમે શું કહો છો અથડામણો થવી જોઈએ ત્રીજા નંબરમાં લખું છું યોગ્ય દિશાએથી સંગાથ થતો હોવું જોઈએ એટલે તમે જે અથડામણ અનુભવો છો બરાબર છે? એ યોગ્ય દિશા એથી થાય ને તો જ તમને અંતિમ નીપજ યોગ્ય મળે બરાબર દાખલા તરીકે પરીક્ષાની અંદર

કે તમે વાંચ્યું તમે મહેનત કરી પણ તમે યોગ્ય દિશામાં મહેનત ના કરી બરાબર કે ભાઈ કઈ વસ્તુ bord માં પુછાવાની છે કયા વસ્તુના વધારે marks છે બરાબર કયું cheptor મારે પહેલા વાંચવું જોઈએ કયા પ્રશ્નો મારે ટીક કરવા જોઈએ હવે જે પ્રશ્ન bord માં પુછાવાના હોય જે અઘરા હોય તમે તૈયાર ના કરો એનો મતલબ કે તમે વાંચ્યું તો ખરો પણ કઈ દિશામાં ના વાંચ્યું યોગ્ય દિશામાં મહેનત ના કરી બરાબર છે એટલે છેલ્લી condition છે મારી કે યોગ્ય દિશા એથી ફળદાયક સંગાથ અનુભવે યોગ્ય દિશા એથી ફળદાયક સંગાથ થાય તો જ યોગ્ય નીપજ મળી એટલે એનો મતલબ કે યોગ્ય નીપજ મેળવવા માટે મારે યોગ્ય દિશા એથી સંગાથ કરવો પડે અને હું જો એ કામ કરી શકું તો હન્ડ્રેડ percent મને નીપજ કેવી મળશે સારી મળશે હવે હું એના જ પરથી એક છેલ્લો પ્રશ્ન તમને બનાવું છું જેનું નામ છે અથડામણ નો સિદ્ધાંત ચલો અથડામણના સિદ્ધાંત માં ધારો કે તમારે અહિયાં વેગ બરાબર લખવું હોય તો તમે લખો છો જેડ એબી ઇ રેસ ટુ minus ઈ upon આર ટી જ્યાં ઝેડ એ બી તમારી શું છે અથડામણની આવૃત્તિ છે અને એની જ અંદર મને કોઈક યોગ્ય યોગ્ય દિશાએથી સંગાથ અનુભવે બરાબર છે યોગ્ય યોગ્ય દિશા એથી અથડામણ થાય તો એના માટે તમે એક નવો અવયવ દાખલ કરો છો જેને કહેવાય probability factor બરાબર probebility factor જેને તમે કહો છો સંભવ્યત અવયવ અથવા એનું બીજું નામ શું છે તો થ્રી માં વિન્યાસ કારક અવયવ બરાબર છે ત્રીજી વિજ્ઞાત કાર્ય અવયવ હું અહીં લખી દઉં છું સંભાવ્યતા અવયવ એટલે probability ના લીધે મેં એની સંજ્ઞા મેં પી લીધી અથવા તો એનું બીજું નામ શું છે ત્રિવેમ

એટલે જ્યારે યોગ્ય દિશાએથી સંગાથ થાય એના માટે અથડામણ ની અવરોધ નો સૂત્ર પૂછે તો મારે આ લખવાનું હવે અહીં આગળી ઉદાહરણ તો તમને ખબર જ છે એસેન્ટ ટુ પ્રક્રિયા આવશે ઉદાહરણમાં આપશે એસન્ટ ટુ પ્રક્રિયા દાખલા તરીકે હું અહીંયા આગળી બ્રોમો મિથેન આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો તો મને મિથેનોલ મળે તો હવે જે મિથેનોલ મળે અહીં આગળી તમારું શરૂઆતમાં આ રીતે હોય આ ત્રણ એચ છે આ બી આર છે ઓએચ માઇનસ ને હું enter કરું તો હવે બધાને ખબર છે આને હું અહીંથી enter કરીશ તો સ્વાભાવિક વસ્તુ છે કામ શું થશે તો બંનેના ઇલેક્ટ્રોન એકબીજાને અપાકર્ષણ કરશે એટલે હું કામ શું કરીશ અહીં આગળી આ રીતે વિરુદ્ધ દિશાથી એને આક્રમણ કરાવે છે તો આ બાજુ જોડી દઈશ કોને ઓએચ ને જોડી દઈશ આ બાજુ બીઆર ને જોડી દઈશ પછી ધીમે ધીમે બિયાર વાળો બંદ નિર્બળ બનશે અને મૂળ પ્રક્રિયા કરતા વિરુદ્ધ દિશા માં અવકાશીય ગોઠવણી ધરાવતી મને નીપજ મળશે તો આ મેં શું કર્યું? યોગ્ય દિશા એથી સંગાથ કર્યો

બે તબક્કામાં થતી હોય અહીં લખું છું કે ધીમો તબક્કો વેગ નિર્ણાયક બને

હવે હું આ પ્રક્રિયાને બે તબક્કામાં કરું છું પહેલા સીએલઓ minus સીએલઓ minus માંથી બનાવું છું સીએલઓ ટુ minus પછી બીજા તબક્કામાં એક સી એલ ઓ ટુ minus બીજો એક સી એલ ઓ minus છોડું તો સી એલ ઓ થ્રી minus બન્યો હવે મારો પ્રથમ તબક્કો ધીમો છે બીજો તબક્કો ઝડપી છે. તો અહીં આગળી હું વેગ બરાબર કયા તબક્કાને ધ્યાનમાં લઇ શકું પ્રથમ તબક્કો ધીમો છે એટલે પ્રથમ તબક્કો મારો વેગ નિર્ણાયક બનશે તો આ મારી પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા હશે. કારણ જે તબક્કો ધીમો હોય એ પ્રક્રિયામાં વેગ નિર્ણાયક તબક્કો બને બને ને બને

Clear બેટા વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ આ વર્ષે નીટની પરીક્ષા આપી અને medical કાં તો peramedical ની અંદર admission મેળવવા ઈચ્છે છે જે લોકોનું સપનું છે કે ભાઈ મારે doctor બનવું છે કાં તો master ઓફ doctor એમ ડી doctor એમ એસ કરવું હોય એમબીબીએસ કરવું હોય આવા તમામ પ્રકારની કોઈ degree મેળવવા જો તમારું સપનું હોય even તમારા મા બાપનું સપનું હોય તો એ સપનાને સાકાર કરવા માટે તમારે યુવા corse ની practice કરવી પડે કે જે નીટની અંદર પૂછાતા હોય નીની અંદરના લેવલ પ્રમાણે ના પ્રશ્નો ની તમારે practice કરવી પડે તમારે કોઈ પ્રકારના ક્રેસ corse કરો છો કોઈ જગ્યાએ એનસીઆરટી પણ પણ કરશો તો તમારે rank નહીં આવે તમારું silection નહીં થાય silection મેળવવા માટે તમારે practice કરવાના ગુજરાતીમાં questions ને પચીસ મૂકની મોક testseries તમને દેવ સત્યની handbook સાથે free માં મળે છે તો તમારે એનો લાભ લેવો જોઈએ અગિયારસો નવ્વાણું રૂપિયા જો તમારું સપનું તમારી પૂરું કરવું છે તો આ બરસો રૂપિયાની સામે ના જોશો

તો આ તમામ વસ્તુઓ અને સુવિધાઓ તમને આ handbook સાથે free માં મળે છે cash on delivery ના માધ્યમથી દ્વારા પણ amazon પર available છે યાદ રાખજો mercedes ની કિંમતમાં mercedes જ મળે અને ફન્ટી ની કિંમતમાં ફન્ટી જ મળે. હરીફાઈ ગમે તેટલી હોય શ્રેષ્ઠ કદી સસ્તું ના હોય અને સસ્તુ કદી શ્રેષ્ઠ ના હોય અમે તમને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ પ minimum cost પર કે જેને પણ ઈચ્છા છે કે doctor બનવાનું સપનું મારે પૂરું કરવું જ છે.

તો કૃષ્ણ શરણ વિજ્ઞાન એટલે સૌથી પહેલા મને idea આવવો જોઈએ કોને કઈ સકું અંતર પૃષ્ટ નો મતલબ સુ? તો હું અહીં લખું છું બે જથ્થામાં કલાને અલગ કરતી હદ કલાને અલગ કરતી હદ બરાબર છે એનો હું કઈ સંજ્ઞા વડે દર્શાવી શકું તો ત્રાસી લીટી અથવા તમે આડી લીટી દોરી શકો જેમ કે ગન સાથે પ્રવાહી લખી શકો પ્રવાહી સાથે વાયુ લખી શકું ઘન સાથે વાયુ લખી શકું અને એમ જ continue માં લખું છું કે બંને કલા વાયુ સ્થિતિમાં હોય હોય એમાં પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠ હોતું નથી પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠ હોતું નથી એટલે જ્યારે તમે બંને જથ્થામાં થી પેલા ને વાયુ સ્થિતિમાં લઈ લેશો તો વાયુ તો એકબીજા સાથે સંપૂર્ણપણે મિત્ર થઈ જાય એટલે એમાં તમને પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠ જોવા મળે નઈ પછી બીજા નંબરમાં લખું છું કે પૃષ્ઠ તરીકે ઉપયોગી સપાટી બરાબર છે સંપૂર્ણ સ્પષ્ટ હોવી જોઈએ તમે જેનો પૃષ્ઠ તરીકે ઉપયોગ કરો છો એ સપાટી તમારી સ્વચ્છ હોવી જોઈએ. ત્રીજા નંબરની અંદર ધાતુ ની સપાટી ને તમે ક્યારેય પૃષ્ઠ તરીકે લઈ શકો ટેન રેસ ટુ minus એઇટી ટેન રેસ ટુ minus નાઈન pascal

ત્યારે હું ધાતુની સપાટી ને પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠ તરીકે ઉપયોગમાં લઈ શકું પછી હું અહીં આગળ લખું છું કે પૃષ્ઠ પર થતી ઘટના ચાલો પૃષ્ઠ પર થતી ઘટના તો કઈ કઈ ઘટના પૃષ્ઠ પર થાય છે તો અહીં આગળ હું લખું છું ઇલેક્ટ્રોન પ્રક્રિયા બરાબર બીજા નંબર માં લખું છું સારણ આ ઇલેક્ટ્રોન પ્રક્રિયા છે સારણ છે આ બધી પૃષ્ઠ પર થતી પ્રક્રિયા છે. હા sir અવાજ આવે છે મારો?

મારું નામ પર્વેઝ છે sir જી sir કઈ થી છો તમે? અહમેદાબાદ? હમ હું પણ અહમેદાબાદ નો જ છું sir અહમેદાબાદ માં સરખેજ side હમ બરાબર બોલો શું કરો છો તમે? હમ ઘરે જ છો કે કઈ બાર છો? હમ બરાબર હમ

હમ ચગાવો છો તમે પતંગ? અમ મને છે પણ એટલું બધું નઈ મને પણ છે પણ બૌ નઈ ઉહ ખાલી ઉપર ચઢું ને એક બે ચગાવું હું તો બઉ નઈ ચઢાવતો. ના ભાઈ ના એમ તો બધા બે બે ત્રણ ત્રણ મહિના પેલા થી જ ચગાવે છે આહ મને છે પણ એટલું બધું નઈ શોખ બરાબર ચગાવતા પણ નથી આવતી ના હોય હમ ના મને તો આવતી નથી બઉ હમ બોલો શું કહો છો કઈ નઈ હૂતો બેઠો છું sir ઘર માં જ છું. હા હમ જમી લીધું તમે જમ્યું છે? હમ બરાબર કઈ ના છો sir તમે એટલે અહમેદાબાદ માં એટલે proper અહમેદાબાદ છો કે કઈ બીજા પણ છો?

અમ બોલો શું થાય છે sir?

બરાબર હમ હા ચાલુ જ છે studybcom માં હૈ હું sem થ્રી માં છું sir તમે? sem વન માં ok internal બધું છે કે external? ઇન્ટરનલ બરાબર હું તો અહીં ગુજરાત collage માં છું. ઉહ ok c u શાહ બરાબર. જી sir બોલો શું થાય છે?

હમ અભી અત્યારે જ ઉઠી ને બેઠો છું ઘર માં. હમ હું પણ બેઠો છું હવે સાંજે જજઈસુ બાર. ના હમ એટલે એવું જ છે કેમ કે week માં તો free નથી હોતા પણ sunday free હોઈએ તો ત્યારે બાર જઈએ friend ને બધા આવે તો. હા friend છે આપણા હા સરખેજ ના. હા ના હોય સરખેજ માં સરખેજ રોઝા પાસે હમ હૈ બરાબર દરગાહ પાસે હા છે ત્યાં હમ શું થયુંસરખેજ ના છે તમારા ભાઈબંધ બધા? હ બરાબર

બરાબર જી જી હા ના નજીક જ પડે છે હા cricket માટે અમે પણ ક્યારેક ક્યારેક જાય છે ત્યાં. cricket માટે હા મજા આવે છે. હમ cricket માં cricket નો અપડને બઉ શોખ છે. હમ હા planning છે હા પણ જોવા માં ને એમ interest ને બધું છે planning માં અગર રોજ નથી જતા ક્યારેક ક્યારેક જઈએ જયારે free હોય ત્યારે જઈએ બધા ભેગી ભેગી બધા હોય ત્યારે જઈએ.

હમ ના bating bating bating આપડને સારું છે હે હમ આપડને એમ તો balling પણ આવે જ છે પણ bating માં વધારે માજા આવે. બરાબર ઉહ હા એ બધા ના અલગ અલગ હોય છે interest. હમ જયારે હું ગામડે જાઉં ત્યાં પણ એના અહીં કરતા પણ વધારે મજા ત્યાં આવે છે હો ને sir હા ગામડે બાકી રેવાની પણ મજા અને બધા માં જ ખાવા પીવા ને હમ પેલું nature જ change થઇ જાય atmostphere હા બરાબર હા હમ હમ બરાબર હમ તમે જાવ છો ત્યાં કે નથી ગયા એકે વાર? એક વાર બરાબર મારે તો most off તો relation માં ત્યાં જ છે ગામડા માં ને એ હમ કશું ન ત્યાં જઈએ એટલે માજા આવે ત્યાં.

શું તમે social media પાર છો sir? શું reels veels બનાવો છો કે ખાલી એમ જ હે બરાબર હમ બરાબર હા છું ને sir હા બરાબર અપડે એ તો ખાલી scroll કરીએ રીલ્સ ને એ બધું અપડે બનાવતા નથી ખાલી. ના જોવા માં માજા આવે બધી આહ બરાબર group માં લાવે છે ત્યાં meams ને હા હવે તો કશુ પણ થાય એ એટલે પેલા એ trending પર આઈ જ જાય જે પણ થાય એ હમ આ reels માં આવીને જ થઇ જાયછે હમ બોલો બીજું બધું શું તમને સારું શું લાગે છે? હે બરાબર gaming નો બરાબર movies કરતા પણ છે ને web series જોશો ને એમાં પણ માજા આવે છે હોને બરાબર web series ભલે લાંબી હોય છે તમને બે ત્રણ દિવસ લાગી જાય પુરી જોતા પણ માજા આવી જાય એમાં ખાલી movies કરતા હમ ના ના છે હમ હું તો most off છે હું તો અ most off હું તો web series જ દેખું છું એમાં બઉ માજા આવે છે. ના ના છે ને બઉ બધી છે આપડી તો જી અત્યારે તો તમે મિર્ઝાપુર દેખો ને એ સારી છે sir. હમ માજા આવે છે અત્યારે તો બે season આવ્યા છે હવે ત્રીજો આવશે એમાં or માજા આવશે ને એક એક season માં પંદ પંદર and બાર episode આવે છે અને અ હમ episode આવે ને એક episode હોય છે પિસ્તાલીસ મિનિટ ચાલીસ મિનિટ એક કલાક નો હમ તો ક્યારેક બે બે ત્રણ દિવસ લાગી જાય દેખતા પણ માજા આવી જાય એમ install એતો કોઈ પણ application માં હોય કે online જે પ્લે બધા આવે છે application મળી જાય તમને આહ નઈ તો કોઈ ના પાસે હોય એના પાસે થી લઇ લેવાનું xender માંથી. હમ તો સારું પણ એ પણ તમારે web series જો કોઈ પણ જોવી હોય તો એ લગાવી ને જ જોવી પડે hands free કે કશુ માજા આવી જાય હમ

story બધા માં અલગ અલગ હોય છે એટલે દેખીએ તો જ મજા આવે. બોલો બીજું શું ચાલે છે? હમ

હમ હા planning તો છે હવે જો જઈશું કઈ એટલેઅહીં ફ્રેન્ડ ને બધા ને મળીએ નેકઈ free હોઈએ તો આજુ બાજુ d mart માં જઈએ કે એવું બાર નીકળી ને ખાલી road પર ફરી ને આવી જઈએ કઈ ચાઇ નાસ્તા ને કરીએ ને બેસીએ ને. હું સરખેજ માં રહું છું sir.

હા જુહાપુરા માં હું પણ બઉ વાર એવું છું જુહાપુરા માં તો હમ

એક હમ એક આદીલ કરી ને છે એને ઓળખો છો તમે? હમ એ મારી સાથે ભણતો હતો અત્યારે પણ એ bcom માં જ છે ને સાથે એ phone નું કરે છે. હમ phone નું.

એતો દુકાન નથી ઘરે બેઠા જ કરે છે એતો એ online બધું. હમ બરાબર હા એતો જોવો તો તમને ખ્યાલ આવે એમ તો નામ પર થી તો ના ઓળખો તમે જલ્દી. હમ શિયાળા માં થઇ જાય છે શરદી ને આ બધું. ના season બદલાય એટલે કે તકલીફ પડી જ જાય થોડી બહોત તો આગળ પછીથાય.

ઉઠાવું જ નથી આહ ઉઠાવું તો પડે જ પણ હા સવારે જલ્દી ઉઠી ને પઢી લેવાનું સવાર નું ક્યાં જલ્દી યાદ રે છે ને તુરંત ketchup થઇ જાય

મેવડી માં આવ્યો હતો number હમ બરાબર હા એ જોઈ મેં સરખેજ માં અંદર

હમ બરાબર

બારમા માં તો મારે exam તો નતી આપી પણ percentage સાહીંઠ એક ની આસપાસ આવ્યા હતા કોઈ હમ

શું કરો છો? અત્યારે મારી અત્યારે જ મારી exam પતી છે sem three ની હમ પતિ ગઈ હમ બરાબર. કઈ નંબર આયો છે?

હમ તો શું timing છે એનો કૉલાગે એજ પરીક્ષા exam નો? ત્રણ થી સાડા પાંચ બરાબર એટલે પેહલા દિવસે થોડા વેલા જ નીકળી જવાનું collage મળે ના મળે પછી ત્યાં number ઢૂંઢવાનું કયા room માં છે? ઓલું હા પેહલા દિવસે તો થોડું વેહલું નીકળી જાય તો સારું એમ હમ એમ તો તમે જોઈ હોય collage એક વાર તો વાંધો નઈ direct તમે ત્યાં પોચી જાઓ પણ તમે જોઈ ના હોય અને ઢુંઢુવાની હોય તો પછી થોડી તકલીફ પડે તો એના માટે શું છે કે પંદર એક આધિ એક કલાલ જલ્દી નીકળી જાઓ તો સારું છે. હમ ત્યાં જ આમ બેસવું નું પડે એ વાંધો ના પડે હા એ પોસાય જ.

હા સર આવે છે આવે છે? હા આવે છે બોલો શું થયું sir? હમ બસ એજ ચાલી રહ્યો છે ના એક એક જગા કરું ચુ હા સર હમ એતો છે એક જગા પાર્ટ ટટાઈમે માં કરું છે side માં શું કે આ collage ચાલી રહ્યું છે ને એમાં side માં નીકળતું રહે એમ ખાલી હમ ના ઘરે પણ કંટાળો જ આવે હમ

collage નો મારો evening નું છે પણ હું તો નથી જતો collage માં ખાલી exam દઉં છું eve આહ sir ના external નઈ internal જ છે પણ ક્યારેક ક્યારેક આહ ક્યારેક ક્યારેક જાઉં એમ આહ અલગ અલગ થઇ ગયા છે. અમ બોલો શું ચાલી રહ્યું છે બીજું બધું?

હમ બે હજાર બે હજાર હમ બે હજાર બાવીસ ક્યાં ચાલી ગયું પતો ય ખબરે ના પડી હમ બરાબર ડિસેમ્બરે આવી ગયું.

new year ના ના અત્યારે તો કશુ છે નથી. હેં ના અત્યારે તો અમે હજુ friends મળ્યા જ નથી. હવે કોઈ program હશે તો જશે નતર તો કશુ નઈ. હમ બરાબર બરાબર

ના અમારે પણ એક program છે અત્યારે નઈ જાન્યુઆરી માં જવાનું છે બાર એક જગા બધા friends કે છે હવે જોવો શું થાય છે. રાજસ્થાન બાજુ ફરવા જવાનું છે.

હમ ત્યાં જવાનું નક્કી નક્કીકર્યું છે. હવે જોવો શું થાય છે હમ ના ના બધા firends કે છે બધા friends બધા કે છે પણ end time પર ના ના પડી દે તો સારું છે. ઉહ planning થઇ જાય. હમ જવાનું છે હવે બાર હમ શું કરી રહ્યા છો અત્યારે? હમ કઈ game રમો છો? બરાબર છે ને sir! પેલા હું રમતો હતો pubg અત્યારે તો નઈ રમતો અત્યારે ખાલી cog ચાલી રહ્યો છે. તમે રમો છો coc? ફ્લેશ ઓફ મેન્ટ હમ ના મજા આવે છે એમાં પણ coc માં આહ સમજ્યા એટલે અપડે આપણું town બનવાનું. town પછી બીજા ના town પર attack કરવાનું એ આપડા પર attack કરે આપડા લૂંટ મારે એમાં.

હાસ્તો તો છે ને બઉ છે હું તોબઉ ટીમે થી રમું છું એટલે અત્યારે હું મારા બારમા town પર આવી ગયો છું એટલે એક એક કરી ને આગળ વધતા જાય છે town નો. હમ એક પેલા એક માં આવે બે ત્રણ એવું હું અત્યારે બારમો છું. અત્યારે maximum પંદર સુધી આવે. હા એક મને તો એક બે વર્ષ થયા છે હમ

બાર! એ તો તમને પછી જયારે season બદલાય તે આવી જાય છે કે પછી નવું જ લેવું પડે?

આહ હમ

બરાબર એટલે શું elite પાસ થી આપણે scheme ને બધું મળે ને વધારે. હમ હા rpm આવે છે.

બરાબર બરાબર એતો પછી જયારે season બદલાય તો તમારા પાસે rpo હોય તો એમાંથી જ ના આવી જાય કે બીજો elite પાસ કે ખરીદવું પાસે?

હમ ક્યારે થી બંધ કરી દીધું તમે? હમ બરાબર પેલા જેવી મજા નથી આવતી હે ને હવે game માં

હા એકલા એકલા ક્યારેક કંટાળે ને શું બધી ભેગી scoade હોય આપડી તો મજા આવી જાય રમવા ની વાત ચીતો પણ થાય ને મજા આવી જાય અંદર.